ગામડામાં રહેનારી મીના જયારે શાળામા થી પાછી આવી ત્યારે તે અસ્થિર અને ઘ્રૂજતી અને થાકેલી હતી
તેમ જ તે શરીર અને માથું દુખાવાની ફરિયાદ કરી રહી હતી
ચિંતિત માતા જયારે તેના પાસે આવી ત્યારે તેમને ખબર પડી કે તેને ખુબ તાવ છે
તાવ પર પ્રાથમિક ઉપચાર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
અહી આપણે તાવના લક્ષણોપ્રાથમિક સારવાર અને ડોક્ટર સાથે પરામર્શ વિષે ચર્ચા કરીશું
કોઈ પણ વ્યક્તિનું તાપમાન 968 થી 1004º શુધી જો પહોચી જાય તો સમજી લો તેને તાવ છે
ચાલો જોઈએ તાવના શું લક્ષણો છે તાપમાનમાં વધારો વેદના અને દુખાવો ધુ્રજારી અને ટાઢ ગંભીર માથાનો દુખાવો અને ગળાનો દુખાવો માતાએ સંતાનને ધુજતી સ્થિતિમાં જોઈ ગરમી આપવા માટે કામળામા લપટી લે છે
ચાલો જોઈએ તાવ બાબતમાં શું કરવું અને શું ટાળવું
ગરમ પાણી થી દર્દીનું શરીર નુચી કાઢો
દર્દી ને વદારે પ્રમાણમા પાણી પીવા માટે આપો
ધાબળો અથવા જાડા કપડાં વ્યક્તિ લપેટો નહી
તમારી જાતે દવાઓ આપશો નહીં
હંમેશા ડૉક્ટર સાથે ચર્ચા કર્યા બાદ દવાઓ આપો શુદ્ધ હવાનું અવરોધ ન કરો
હકીકતમાં તાજા પવનની લહેર તાવ ઓછો કરવામાં મદદ કરે
દર્દીના લક્ષણો નીચે પ્રમાણે હોય તો તુરંત વૈદ્યકીય મદદ લો
અનિયમિત શ્વાસોચ્છવાસ ગરદન કડક થવી સતત ગળામા દુખાવો
અળાઈ ઉલટી પીશાબમાં તીવ્ર વેદના અને ઝાડા અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે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
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમસ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે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
જોડાવા બદલ અભાર